આ ચિત્ર શાળાના ક્લાસરૂમ નું છે આ ચિત્રમાં દિવાલ પર લખવા માટે પાટીયુ લગાવામાં આવ્યું છે.

આ ચિત્ર ખૂબ જ મોટી સિટી વિસ્તારનો છે જ્યાં દૂર-દૂર સુધી નાની મોટી ઈમારત જોઈ શકાય છે.

ચિત્રમાં જમીન પર પાણીનું કિચડ દેખાય છે આ ચિત્ર ખૂબ જ ઊંચી બિલ્ડીંગ પરથી લેવામાં આવ્યો છે.

આ ચિત્રમાં ત્રણ મોટા કાચબા જોઈ શકાય છે આ ચિત્રમાં એક કાચબો પાટીયા પરથી ઉતરી રહ્યો છે અને બે કાચબા સિમેન્ટના ફ્લોર પર ચાલી રહયા છે.

ચિત્રમાં ભગવાનની મૂર્તિઓને સુંદર કપડાં પહેરવામાં આવ્યા છે આ ચિત્રમાં બે માખણ ની મટકીને લટકાવવામાં આવી છે.

આ ચિત્રમાં એક મહિલા રસ્તા પર ચાલી રહી હોય એવી દેખાય છે આ ચિત્રમાં સ્ટ્રીટ લાઈટ અને વીજળીના તાર જોઈ શકાય છે.

ચિત્રમાં એક ટી_વી દેખાય છે આ ચિત્રમાં એક નાનું ઝાડ જોવા મળે છે.

ચિત્રમાં એક પુરુષ અને એક મહિલા જોઈ શકાય છે ચિત્રમાં બે મોટા ઝાડ જોઈ શકાય છે આ દ્રશ્ય સવારનું છે.

આ ચિત્ર લગ્ન પ્રસંગના મંડપનું છે ચિત્રમાં સામે જ ગણપતિ બાપ્પાની મૂર્તિ મૂકવામાં આવી છે.

આ ચિત્રમાં દિવાલ પર મોટો કાચ લગાવવામાં આવ્યો છે અને કાચ પર તિરંગો ચિપકાવવામાં આવ્યો છે.